હમ

હમ મગર પાચ દિવસ exchange થાય તો પછી એવું નાં થાય કે મહિના માં

અ નાં હું આજે જ book કરી લઉં છુ અત્યારે જ book કરી લઉં છુ મતલબ અ અ અ ok દસ થી દસ દસ મે per day બે દિવસ extra રાખો કારણકે મારે આગળ પાછળ ભાઈ તો બાર છે

પ્રિયા સર્વૈયા ok હા વાધો નહિ હું એજ કરું છુ એક second મારી email id તો sir અ અચ્છા અચ્છા ok વાધો નહિ

વાધો નહિ અને આમને કેટલા વર્ષનો experience છે આમનો સોમાંબેન નો

બરોબર ok બસ ખાલી દસ sorry તારીખ થી બાર જુન સુધી જઈએ છીએ એટલે total payment payment details તને મોકલજો અ હા upi થી pay કરી શકુ છુ upiid લખી લો મારા માં અ વાધો નહિ તમારો number લખાવીદો હું તમને googlepay કરી દઈશ seven seven six three three one two eight eight ok ચાલ વાધો નહિ તો હું એક minit હું અત્યારે જ કરી દઉં

પછી આવતા માહીનામાં ત્યારે કરી દઈશ એટલે પાચ દિવસ extra થાય તો બરોબર કદાચ exchange કરવું હોય તો ત્યારે કરી આપું હમ booking હોય તો હા ok સારું અ તમારા number

ok ok હમમ અ હા મને આમની details મોકલી છે ok ok વાધો નહિ ખાલી એક વખત મારી સાથે રહીને જોઇલો તો એમ`ને પણ idea આવી જશે

આ પદાર્થો ખાદ્ય પદાર્થો ઉમેરવામાં આવતા અગત્યના અને જરૂરી પદાર્થો છે આવા પદાર્થો ખાધાઈ પદાર્થો ઑક્સીન નીક્રિયાને ધીમી પડીને ખાદ્ય પદાર્થો પરીક્ષણ કરવામાં મદદ રૂપ થઈ છે એ જ ખાદ્ય પદાર્થો પરીક્ષણ કરે છે અને તેના કરતાં ઑક્સીન સાથે વધુ પ્રતિક્રિયાત્મક હોય છે બ્લુ ટેડ આઈ ઓક્સિજન ટોલોઇએડ અને અત્યંત પ્રચલિત છે માખણમાં પણ તેમાં ઉમેરણ થી તેવો સુરક્ષિત સંગ્રહ સમય મહિનાઓ વધીને વર્ષો થાય છે કેટલીક વખત વધારે અસર ઉત્પન્ન કરવા માટે B_H_P સાથે સાઈટ્રિક એસિડ ઉમેરવામાં આવે છે છોલેલા અથવા સૂકા ફળો અને શાકભાજી માટે ઉપયોગી છે આ વિભાગ માં આપને

સફાઈ માટે સુધારો લાવે છે અને ચરબીને દૂર કરવામાં મદદરૂપ થાય છે જે કાપડ અને ત્વચાની સાથે અન્ય પદાર્થોને ચોંટાડે છે સાબુ બહુ જ જૂના પ્રક્ષાલકો છે ઉપયોગમાં લેવાતા સાબુ લાંબી સુખલા વાળા ફેટી એસિડ સંયોજનો દાખલા તરીકે છે અને અને પોલીટીક એસિડ સંયોજનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે સાબુ સોડિયમ ક્ષાર ધરાવે છે જે ચરબીને સોડિયમના હાઇડ્રોક્સિડે જલય દ્રાવણ સાથે ગરમ કરવાથી બને છે આ પ્રક્રિયા સાબુનીકરણ તરીકે ઓળખાય છે આ પ્રક્રિયામાં ફેટી એસિડ એસ્ટર જળ વિભાણ પામે છે અને પ્રાપ્ત થયેલો સાબુ અલીન અવસ્થામાં રહે છે તેના દ્રાવણ સોડિયમ ક્લોરાઇડ ઉમેરીને આવશો કરી શકાય છે સાબુ દૂર કર્યા બાદ વધેલા દ્રાવણમાં ગીરક્ષરોલ રહી જાય છે તેના વિભાગય નિશ્ચાત દ્વારા પુનર્પ્રાપ્ત કરી શકાય છે માત્ર સોડિયમ અને પોટેશિયમ સાબુ પાણી માં દ્રાવ્ય હોય છે તેવો સફાઇ કરવામાં ઉપયોગી થઈ છે સામાન્ય રીતે સોડિયમ સાબુ કરતાં પોટેશિયમ સાબુ ધોતિયાવાળા માટે

સાથે ગરમ કરી ને બનાવી શકાય છે જુદો જુદો કાચો માલ વાપરીને તેમાં વિવિધતા લાવી શકાય છે નાવાના સાબુ સારી ગુણવત્તાવાળા ચરબી અને તેલના ઉપયોગથી બનાવી શકાય છે અને વધારાના હટ કિલ્લ દૂર દૂર કરવાની કાળજી લેવાય છે અને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં રંગ અને સુગંધ ઉમેરવામાં આવે છે પાણી માં તરતા રહવા માટે સાબુ બનાવવા માટે કઠિન બને તે પહેલા તેમાં નાના નાના પરપોટા સતત હાલમાં આવે છે પારદર્શક સાબુ બનવા માટે સાબુ ઈનોલ દ્રાવક માં ઓળખવામાં આવે છે અને ત્યારબાદ વધારાના દ્રાવકનું બાષ્પીભવન કરવામાં આવે છે ઔષધીય સાબુ બનવા માટે ઔષધીય ગુણો ધરાવતા પદાર્થો ને ઉમેરવામાં આવે છે કેટલાક સાબુ માં ગંદહરક પદાર્થો ને ઉમેરવામાં આવે છે દાઢી કરવામાં

સાબુમાં પૂર્વક પદાર્થો જેવા કે સોડિયમરોહીનડ સોડિયમસિલિકોન એટ કાર્બન રહેલા હોય છે સાબુ ચોરી માં પીગળેલા સાબુના પાતળા સ્તરને તહન્ટહાર્ટ પેર ચડાવીને તેના ટુકડામાં ખાતરેજ બનાવામાં આવે છે દાણાદાર સાબુ સુકાયેલા નાના પરપોટા સાબુ પાવડર ઘસીને સફાઈ કરવા માટે સાબુ આકર્ષક કેવાય હલકા પદાર્થો ભૂકો અથવા જીની રેતી સાબુની ક્રિયાને ઝડપી બનાવે છે સાબુ ની સફાઈ ની ક્રિયા એકમ પાંચમાં કરવામાં આવી છે આ અદ્રાવ્ય સાબુ બધાં ના પાણી થી અલગ પડે છે સફાઈ કરતા તરીકે આક્ષેપ કપડાં ના રહેતા ચીકણા પદાર્થ ની જેમ ચોંટી જાય છે કઠિન પાણીથી ધોવાયેલા વાળ આ ચીકણા આક્ષેપ ના કારણે સેમ્બલ કેનાલ ના બને છે કઠિન પાણીના ઉપયોગથી સાબુ વડે ધોવાયેલા કપડામાં ચીકણા પદાર્થ ના રંગ સામાન્ય રીતે ઔષધિ થતા નથી મૂળભૂત રીતે બધા સાબુઓ ચરબી ચરબી અથવા તેલ ને યોગ્ય દ્રાવ્ય સાથે ગરમ કરીને બનાવી શકાય છે જુદો જુદો કાચો માલ વાપરી ને તેમાં

ઉમેરવામાં આવે છે પાણીમાં તરતા રહેવા માટે સાબુ બનાવવા માટે તે કઠિન બને તે પહેલા અવારનવાર ના પરપોટા સતત હલાવવામાં આવે છે પારદર્શક બનાવવા માટે ઇથેનોલ દ્રાવક માં કરવામાં આવે છે ઉમેરવામાં આવે છે હુનાલિયા પ્રક્ષાલકો લાંબી શૃંખલાવાળા સેલફોન ઈટ આલ્કોહોલ અથવા સોડિયમ કાર્બન સોડિયમ ક્ષાર છે લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ ની પ્રક્રિયા વળે આલ્કલન

ઔષધીય વિકાસ રાસાયણિક પદાર્થ છે જે માનવના ચયાપચયની અસર કરે છે અને માંદગી માંથી મુક્ત અપાવે છે જો ભલામણ કરેલી માત્ર કરતાં વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તે ઝેરી અસર થાય છે ઉપચારો માટે રસાયણના ઉપયોગને રસાયણ ચિકીત્સા કહેવામાં આવે છે ઔષધો સામાન્ય રીતે જેવીધ બૃહદ ગુણો જેવા કે કાર્બોહાઈડ્રેડ ને પારસ્પરિક ક્રિયા કરે છે

અને ઔષધી ક્રિયા ને સ્થાનિકૃત કરે છે ઔષધી રસાયણ વિજ્ઞાનના સૂક્ષ્મ જીવોની ક્રિયાને અટકાવવાના નાશ કરવાની ટીમના શરીરને રાખવાની મુક્ત કરવાની બાબતો પર કેન્દ્રિત થાય છે ઔષધિ જેવીકે વેદના હરક ઔષધો માટે ગર્ભ નિરોધક ઔષધો પણ આપણા જીવનમાં મુખ્ય થઈ ગઈ છે ખાદ્ય પદાર્થો ઉમેરવામાં આવતા પદાર્થો જેવા કે પરીક્ષકો ગળિયાં પદાર્થો સુગંધિત પદાર્થોને રૂચિકારક મૂલ્ય વધારવામાં આવે છે એમાં ઉમેરવામાં આવે છે પરીક્ષકોને સુક્ષ્મજીવોની વૃદ્ધિનો અટકાવવામાં આવે છે હાલના સમયમાં પ્રક્ષાલકો બહુ જ પ્રચલિત છે અને તેમને સાબુ કરતા વધુ પસંદગી આપવામાં આવે છે કારણ કે તેઓ કઠિન પાણીમાં પણ કાર્ય કરે છે એવું કઠિન પાણીમાં પણ કાર્ય કરે છે જેમ કે અરુણાની ગનનીય અને વિશિષ્ટ ઉપયોગ હોય છે શાખા યુકત શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન ધરાવતા પ્રક્ષાલકો કરતા ત્રણ શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન ધરાવતા પ્રક્ષાલકો લોકો વધુ પસંદગી આપવામાં આવે છે કારણ કે કારણ કે તે વધારે અજ અજગટનીય હોય છે ઋણલિયા પ્રક્ષાલકો માં અણુ ના ઋણલિયા ભાગ સફાઈ માટે ક્રિયા માટે સંકળાયેલો હોય છે આનીય પ્રક્ષાલકો માં પ્રમાણમાં સારો હોય છે ગનનીય ભાગ લાંબી હાઇડ્રો શૃંખલા વાળા નાઈટ્રો પરમાણુ ને ગણ વિસ્તાર ધરાવે છે તેથી તેને ગનનીય પ્રક્ષાલકો કહે છે જેવાકે તે ઉપયોગ મુખ્ય સમસ્યા એ છે કે જો તેમાં હાઇડ્રોકાર્બન શૃંખલા વધુ શાખા યુક્ત હોય તો બેક્ટેરિયા તેમને સરળતાથી વિકટીસ કરી શકતા નથી વિકટનું ધીમું હોવાના તેવો કારણે તેઓ એકત્રિત થતા જાય છે આવા પ્રક્ષાલકો ધરાવતું નિર્ગમ્ય ઔદ્યોગ કચરો નદીઓ તળાવ અને ઝરણાં પોચે છે અને પછી પણ પાણીમાં જોવા મળે છે અને નદીઓ તળાવ અને ઝરણાં તે ઉત્પન્ન કરે છે તેથી પાણી પ્રદૂષિત થાય છે હાલ માં હાઇડ્રોકાર્બન શૃંખલા માં તેનું નિયંત્રણ કરવામાં આવે છે તેં ઓછામાં ઓછી રાખવમાં આવે છે બિન શાખાત શૃંખલા જેવુ વિગત થયા શકે તે થી પ્રદૂષણ અટકાવી શકાય છે રસાયણ વિજ્ઞાન માનવીય પ્રગતિ માટે પદાર્થ આવશ્યક અને નવા પદાર્થોના વિકાસ છે ઔષધીય રાસાયણિક પદાર્થ છે માનવ ના ચયાપચયને અસર કરે છે અને માંદગીમાંથી મુક્ત અપાવેશે જો ભલામણ કરેલી માત્રા કરતાં વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તે ઝેરી અસર દર્શાવે છે. ઉપચાર માટે રસાયણોના ઉપયોગ અને રસાયણ ચિકીત્સા કહેવામાં આવે છે આ અણુ ને લક્ષણો કહેવામાં આવે છે ઔષધ અને એવી રીતે બનાવવામાં આવે છે ચોક્કસ લક્ષણ ના પારસ્પરિક ક્રિયા કરે છે અન્ય લક્ષ્ય કરવાની તક ઓછી મળે છે આ અડસર ને ન્યુનતમ અને ઔષધની ક્રિયાને સ્થાનિક રૂપ કરે છે ઔષધ વિજ્ઞાનની રસાયણીક સૂક્ષ્મ જીવો ની ક્રિયાને અટકાવવાની અને નાશ કરવાની અને અને ગર્ભનિરોધક ઔષધો પણ આપણા જીવનમાં મુખ્ય થઈ ગઈ છે ખાધ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવતા પરીક્ષકો ગળિયાં પદાર્થો સુગંધિત પદાર્થોને અને તે ઓક્સિજન ખાદ્ય રંગનો પોષણનું પૂર્વક પદાર્થો ખાદ્ય પદાર્થો આકર્ષિક રુચિ જબ પોષક મૂલ્ય વધારવા માટે

ડાબીટસ વાળા સુકેસુ લેવાનું ટાડતા હોય છે વ્યક્તિ તેવા વ્યક્તિ કરે છે હાલ ના સમય માં પ્રક્ષાલકો બહુ જ પ્રચલિત છે અને તેમને સાબુ કરતા વધુ પસંદગી આપવામાં આવે છે કારણ કે તેઓ કઠિન પાણી સાથે કાર્ય કરે છે તરશલીત પ્રક્ષાલકો મુખ્ય ત્રણ વર્ગમાંમાં વિભાજિત કરવામાં આવે છે તરશલીત પ્રક્ષાલકો મુખ્ય ઉપયોગમાં મુખ્ય સમસ્યા એ છે જો તેમાં હાઇડ્રોકાર્બન શાખલ વધુ શાખા યુક્ત હોય તો એકત્રિત થઈ જાય છે આવા પ્રક્ષાલકો ધરાવતા નિધર્મિલ જોવા મળે છે નદીઓ તળાવ અને ઝરણાં ઉત્પન્ન કરે છે જેથી પ્રદૂષણ અટકાવી શકાય છે હાલમાં હાઇડ્રોકાર્બન નિયંત્રણ રાખવામાં આવે છે અને ઓછામાં ઓછી રાખવામાં આવે છે જેથી કરી શકાય છે તેથી આવી રીતે થાય છે તેવી થાય છે નમસ્કાર આભાર

આઠ થી દસ અને સાંજે, સુધી પાઠ ચાલે છે જો કોઈને કશી

આવે છે શ્રદ્ધા પૂર્વક કરાયેલી પાઠ પૂજા દ્વારા સર્વથા, સવે પ્રકારે સુખ શ્રેય થાય છે સાળંગપુર માં પ્રગટ પને, વિરાજત શ્રી કષ્ટભંજન દેવ ના દર્શન જેવા માનતા, રાખનાં ના કષ્ટો દૂર થાય છે કોઈ હતીલા, ભૂત ના મને તો શ્રી ગોપાલ નંદ સ્વામી ની લાકડી નું, હેડ જળ માં બોડીને પ્રસાદી ભૂત કરેલું જળ થી છાંટવા થી, ગમે તેવા બલિસઠ પ્રેતાદિક બળવા લાગે છે અને, સદા ની માટે ભાગી જે છે એટલું નહીં. તે ભૂત પ્રેત નો ઉદ્ધાર પણ થાય છે? અહી તે, સૌની ઉતારા પાણી ની યોગ્ય યવસ્થા આપવામાં આવે છે. કદાચ જાની ને નવાઈ લાગસે કે પશુ -પંખી પણ, પામેલા હોય છે જે માનવો ને વળગે છે. દાદા કષ્ટભંજન દેવ, એમને મનુષ્યો ની વાચા આપીને,

હર કોઈ, જીવ, સદગતી પામે છે? અને,

શ્રીજી ની પ્રસાદી નું ગાડું, પાલન, બજોત છે. વળગાડ વાળ ને બેસાડવા થી ભૂત, પ્રેત બળે છે. અને આવો ભયંકર, દંડ મળવા થી, ભાગી જવા માટે તતપર થઈ જાય છે. ગંગા જાળિયા કૂવાના જળ માંથી શ્રીજી મહારાજે, સ્નાન, કર્યું હતું, તેમજ જળ પાન કર્યું હતું, આજ, કૂવામાના જળ થી કષ્ટભંજન દેવ, ના પણ, જળ આભિષેક કરવામાં, આવ્યો, હતો અહીંયા, નારાયણ કુંડ માં શ્રીજી મહારાજે, ઘણી વખત અનેક સંતો ભક્તો સહિત સ્નાન કર્યું છે. મનુષ્ય પશુ પક્ષી માંથી નીકળે કરોડો ભૂત પ્રેત ની આ નારાયણ કૂટના, ખરા માં મોકવામાં આવે છ. ત્યાં થી તેની સદ ગતિ થાય છે સાળંગપુર શ્રી કષ્ટભંજન ત્યાં થી તેની સદ ગતિ થાય છે. હનુમાન મંદિર ની દીપતી આજે આઠમી દિશાઓ માં ફેલાયેલી છે. આ મંદિર, માં વર્ષે આશરે બે કરોડ દર્શનાથિઓ આવે છે? દર શનિવારે, સામાન્ય સંજોગો માં પણ પચિસ હજર થી ત્રીસહજાર માણસો શ્રી, હનુમાનજી દાદા ના દર્શનના થી ઉમટી પડે છે? આ મંદિર આસો, વદ પાંચમ પાઠ ઉત્સવ દિવષ હનુમાન જયંતી, કાળી ચૌદશ તથા હિન્દુ ધર્મનાં તમામ તહેવારો, ઉજવાય છે. શ્રી કષ્ટભંજન દેવ મંદિર નું દિવશ સવારે, સાડા પાંચહે મંગલા આરતી થી સરુ થાય છે. સાડા છ થી સાત બાલ ભોગ, સાડા દશ થી અગિયાર રાજ ભોગ, થાય છે. બપોરે બાર થી ત્રણ દર્શન બંધ રહે છે સૂર્યાસ્ત,

વડતાલ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ બોર્ડ કરે છે. મંદિર ના કૌઠાલ સ્વામીની નિમણૂક આ બોર્ડ એ કરી છે. હાલ માં આ મંદિર ના કૌઠાલિ સ્વામી તરીકે શાસ્ત્રી શ્રી, સુર્યપ્રકાશ સ્વામી કાર્ય રથ છે મંદિર ના સંચાલન માં ગુરુ, કૌઠાડી સ્વામી ઘનશ્યામ દાસ જી તથા સ્વામી શ્રી વલ્લભ દાસ જી શાસ્ત્રી સત્ય પ્રકાશ દાસ જી, મતાઓપ્રકાશ દાશ જી, સ્વામી ધર્મ પ્રસાદ જી પૂજય બાલ સ્વરૂપ દાશ જી, જેવા સંતો અને કર્મચારીઓ પણ કાર્ય રથ છે દુનિયાની તમામ યક્તિઓ, સુખી રહે તેવી પ્રભુ ચરણો માં પાર્થના પરંતુ કર્મવસપ્ત કોઈ દુખ આવી પડે,

ભૂવા, તાંત્રિક, સુદ, દેવ દેવીના, ચરણો અને સર્વ સુખોના ઘામ સમા શ્રી કષ્ટભંજન દેવ ના સરણે પધારજો દાદા સર્વ પ્રકારે તમને સુખિયા કરસે શાસ્ત્રી શ્રી સુર્ય પ્રકાશ સ્વામી નમષ્કાર વર્તમાનમાં થતું પરિવર્તન કોઈ બાબતનું શિક્ષણ દ્વારા જ કરાવાય જયારે પહેલા જે વર્તમાન હતું તેમાં પરિવર્તન જોવા મળે છે દાખલ તરીકે બાળકને જયારે પહેલી વાર સાયકલ ચાલવા આવડતી ન હોય જેવા સાયકલ પર બેસી સાયકલ ચાલવાનો પ્રયત્ન કરે છે ત્યારે પડી જાય છે આમ વારંવાર પ્રયત્ન કરતા કરતા જે સાયકલ પર balance રાખતા અને પેડલ માર્ટા સાથે આગળ વધતા આવડી જય છે વારંવાર મુહાવરો કરવાથી સાયકલ ચલાવી શકે છે આમ આ ઉદાહરણ શિક્ષણે વર્તમાનમાં થતું પરિવર્તન છે તે સ્પષ્ટ કરે છે સાપેક્ષ કાયમી પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલું મોટા ભાગનું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારુ હોય છે આ સંધાનમાં આગવું સમાજ મેળવી છે કે થાક અને જટિલ દ્રવ્યોને